હા તો, મારુ નામ છે ઓરહિતે હેત શીખવાની ક્રિયા

કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. દરેક સજીવને પોતાના જીવન ભક્ષણ નિભાવ માટે કોઈની કોઈ પ્રકારની શિક્ષણ તો લેવીજ પડે છે. શિક્ષણને કારણે આવતા પરિવર્તનને પરીથીતી ને બદલાવ થી માલ્ટા જીવન અને લક્ષણ પરિણામ ના સન્તોષોના કારણ પ્રાણી અને એ માનવ માત્રનું જીવન શક્ય બને છે. દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમ્યાન મૉટે ભાગે બે પ્રકાર નું વર્તન કરતુ જોવા મળે છે. સાહજિક વર્તન શિક્ષિત વર્તન સાહજિક વર્તન માટે પ્રાણીને કોઇ પણ જાતનું ઔપ ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જન્મનું જનીનોમાં કેટલીક શક્તિઓ

શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતાં જોઈને શીખાય છે અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. આ પ્રકારના શિક્ષણમાં વ્ય

ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરીને વર્તનમાં બદલાવ લાવે છે. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે, આથી જ સાહ સાહજિક વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ તે પર્યાવરણમાંથી અનુભવો ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગવી જીવનશૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી દરેક પોતાનાં જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતા જ હોય છે. આથી જ શિક્ષણએ જન્મથી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે. વ્યક્તિ બાલ્યકાળમાં મોટેભાગે શિક્ષણ અનુકરણથી અને પ્રયત અને ભૂલ દ્વારા શીખે છે. તારૂણ્યકાળમાં અભિસંધાનની આંગળી પકડીને કારક શિક્ષણમાં પારંગત બને છે. જ્યારે યુવાકાળમાં સામે આવી પડતી જીવનની અટપટી અને જટિલ સમાસ્યાઓના ઉકેલ માટે બાલ્યવસ્થાના અને તારુણ્યવસ્થાના સમયમાં મેળવેલ શિક્ષણ દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી આંતરસૂઝને કામે લગાડે છે. આમ વ્યક્તિ વિવિધ આચાર વિચાર, ભાષા, વર્તનભાતો, પ્રેરણા, આવેગની અભિવ્યક્તિ, મનોવલણો શિષ્ટાચારનું શિક્ષણ મેળવીને વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને વિકસાવે છે. આમ, વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે. શીખવું એટલે વ્યાખ્યા અને તેની સમજૂતી What is Learning Definition અમેરિકન મનોવૈજ્ઞાનિક સી. ટી, મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે, શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી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 કાયમી પરિવર્તન શિક્ષણની વ્યાખ્યાની સમજૂતી મેળવવા ઉપરની બાબતો વિગતે સમજીએ. અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ અગાઉ આપણે જોયું કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે તે જો અનુભવ, તાલીમ કે મહાવરાને કારણે મહાવરાને કારણે મહાવરાને કારણે

પરંતુ બાળકમાં આવેલ આ પરિવર્તન તેની શારીરિક પરિપક્વતાને કારણે જોવા મળતું હોવાથી મનોવિજ્ઞાન તેને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. કારણકે આપણે જાણીએ છીએ કે પગના સ્નાયુઓની શક્તિ થોડ઼ા સમય માટે

ત્યારે જ કહેવાય જ્યારે પહેલાં જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે. દાખલ તરીકે બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતાં આવડતું ન હોય એટલે જેવો સાયકલ પર બેસી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે. આમ, વારંવાર પ્રયત્ન કરતાં કરતાં તેને ધીરે ધીરે સાયકલ પર બેલેન્સ રાખતાં અને પેડલ મારવા સાથે આગળ વધતાં આવડી જાય છે. આમ, વારંવાર મહાવરો કરવાથી તે સાયકલ ચલાવી શકે છે. આમ આ ઉદાહરણ શિક્ષણ એ વર્તનમાં થતું પરિવર્તન છે તે સ્પષ્ટ કરે છે. ત્રીજું સાપેક્ષ કાયમી પરિવર્તન સામાન્ય રીતે આપણે લીધેલું મોટા ભાગનું શિક્ષણ સ્થાયી અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. આ સંદર્ભમાં અગાઉ સમજ મેળવી જ છે કે, થાક, ઇજા અને કેફી દ્રવ્યને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી જ. અગાઉના ઉદાહરણને યાદ કરીએ તો થાક ઊતરી જવાથી કે પછી પગનું હાડકું સંધાવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે, માટે તે શિક્ષણ નથી. આમ, વ્યક્તિના વર્તનમાંનાં તત્કાલીન, હંગામી અને અસ્થાયી હંગામી અને અસ્થાયી

શિક્ષણ ને સામાન્ય સીધી આગળના ઉદાહરણના સંદર્ભમાં જ સમજીએ તો બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે પરંતુ થોડા દિવસો ના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવી જતાં શીખી જાય છે જેને સાપેક્ષ કાયમી ફેરફાર કહેવાય છે. આપણે કેવી રીતે શીખીએ છીએ શિક્ષણ વિષેના પ્રારંભિક ખ્યાલો મેળવ્યા પછી, મુખ્ય પ્રશ્ન એ થાય કે પ્રાણી કે માનવી કોઈપણ બાબતનું શિક્ષણ મેળવે છે કેવી રીતે? આ પ્રશ્નએ અનેક વિદ્વાન વૈજ્ઞાનિકોને સંશોધન માટેની પ્રેરણા પૂરી પાડી છે. આના અનુસંધાનમાં થયેલા કેટલાંક સંશોધનો અને પ્રયોગો માનવી અને પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો વિશેની માહિતી પૂરી પાડે છે. અનેકવિધ સંશોધનોને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ તરાહોમાંથી તરાહોની ચર્ચા અત્રે કરીશું. અનુકરણ દ્વારા શિક્ષણ

વ્યક્તિઓને ચોક્કસ પ્રકારનાં પ્રસાધનો અને ફેશનેબલ કપડાં વાપરતાં જોઈને તે પ્રકારનાં પ્રસાધનો અને કપડાંનો ઉપયોગ કરે તો તેને નમૂનારૂપ અથવા મોડેલિંગ શિક્ષણ પણ કહેવામાં આવે છે. શિક્ષણ ના બે પ્રકાર છે. પ્રશિષ્ટ અભિસણસદનોનો ઉપયોગ પ્રશિષ્ટ અભિસણસદનો ના ખ્યાલો ના ત્રણ પ્રકાર છે. અનઅભીસંધિત ઉદીપક અનભિસંધિત પ્રતિક્રિયા અને અભિસિત પ્રતિક્રિયા હલો પ્રતિક્રિયા અભી પ્રતિક્રિયા નેને અહીં આપણે પાવલોવે કરેલા અભિસંધાનનાં પ્રયોગ વિષેની સાદી, સરળ ભાષામાં સમજ મેળવી, પરંતુ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હોવાના નાતે પ્રશિષ્ટ અભિસંધાનને સમજવા માટે તેના કેટલાંક પારિભાષિક શબ્દોની સમજ મેળવવી અનિવાર્ય છે. જે ઉદ્દીપક કુદરતી સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે અઅ

આ ભયાનક અકસ્માત માં બસો ઇઠ્યાશી લોકો ના મોત થયા છે જ્યારે ચારસો ને સુડતાળીસ લોકો ની અલગ અલગ હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે ટ્રેન ની અકસ્માત ની તસવીરો ખૂબ દર્દ નાયક છે આ દુર્ઘટના ઓડીસ્સા ના બાલાસિનોર ની અંદર બની છે અ શ્રીમાન વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શનિવારે અકસ્માત સ્થળ ની મુલાકાત લીધી અને મૃતકો ના નજીક ના સબંધી ઓ સહાય ની જાહેરાત કરી છે તેમણે જણાવિયું કે દુર્ઘટના ના ગુનેગારો ને કોઈ પણ સંજોગો માં છોડવા માં નય આવે અને દોષિત હસે તેને કડક માં કડક સજા આપવા માં આવસે હવે આ અકસ્માત ને લઈ ને એક મહત્વ ની માહિતી સામે આવી રહી છે રેલ્વે અધિકારીઓ એ કહિયું છે કે જે ટ્રેન અથડાઇ છે તે તેનો લોકો પાઈલોટ આશિષ્ટન લોકો પાઈલોટ અને ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમણે સારવાર ચાલી રહી છે રેલ્વે અધિકારી એ જણાવિયું આ ભયાનક રેલ ઘટના માં એન્જિન ડ્રાઇવર માલગાડી નો ગાર્ડ અકસ્માત માં માંડ માંડ બચીયા છે તેમણે જનવિયું છે કે અકસ્માત માં અ કોરોમંડળ એક્સપ્રેસ ના લોકો પાઇલટ

સાથે અથડાઇ જેના સત્તર ડબ્બા પાટા પર થી ઉતરી ગયા અને કોચ બીજી બાજુ લાઇન પર પડીયા હતા એને કારણે બીજી બાજુ ની આવી રહેલી અ બેંગલુરુ હાવડા એક્સપ્રેસ તેની સાથે અથડાઇ ને લગભગ ગંભીર રીતે આ અકસ્માત થયો છે ભયાનક અકસ્માત થયો ક છે નેવ ટ્રેન ને અસર થઈ છે કેટલીક ટ્રેનો રદ કરવા માં આવી છે અને અ ટ્રેનો ડ્રાઇવત પણ કરી દેવમાં આવી છે

ધન્યવાદ અ જયેશ પેલ્લા તો હું કેવા માંગુ છું તમે બંને મજા માં હસો મારા મિત્ર જયેશ અને અફસલ તમે બંને મજામાં હસો એટલે તે જો આ વાત કરી છે જે અકસ્માત થયો છે એ સાચ્ચે ગંભીર વસ્તુ છે

એલિસબ્રિજ વિધાનસભા ધારાસભ્ય અમિત બી શાહ જણાવિયું કે ઓડીસ્સા માં ગઈકાલે થયેલા ટ્રેન અકસ્માત જેમાં યાત્રી ઓ ના દુખદ અવસાન થયેલ છે તે માટે ભારતીય જનતાપાર્ટી

તેના બધા કાર્યકર્તા ઓ એ નોંધ લેવી આમ તમે જોવા જાવ તો આ એક મુકુંબર જેવુ છે કે જેમ આપડી સરકારે જણાવિયું કે આ ઓડીસ્સા માં જે અકસ્માત થયો છે ટ્રેન નો ત્રણ ટ્રેન ની વચ્ચે જે અકસ્માત થયો છે એ ગંભીર વસ્તુ છે અને એના કારણે પૂરો સમગ્ર દેશ આપડો શોક માં છે તો આ ઉપરાંત ગુજરાત ના ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ પાટિલે પણ અ ટ્વિટ કરી ને જણાવિયું હતું ઓડીસ્સા ના બાલેશ્વર માં ગઈ કાલે સાંજે ઘટેલી રેલ દુર્ઘટના અત્યંત દુખદ છે આ દુર્ઘટના ને કારણે કેન્દ્ર સરકાર નવ વર્ષ પૂર્ણ થતાં એ અંતર્ગત યોજના જે એમને કાર્યક્રમ રખિયા ગોઠવેલા હતા એ લોકો એબધા મોકૂફ રાખવા માં આવિયા છે ઈશ્વર શોકાગુલ પરિવારો ના આ દુખ સહન કરવાની શક્તિ અર્પણ કરે છે અને દિવંગતો ને શાંતિ પ્રદાન કરે એવી પ્રાથના એ કરે છે તો અફસલ તમારું આની ઉપર શું કેવું છે તો જેમ કે તમે કીધું કે ઓડીસ્સા માં થયેલ ટ્રેન ભીષણ ટ્રેન એક્સિડેન્ટ ના કારણે આખા દેશ માં ચકચાર મચી ગઈ છે તો અત્યારે સામાન્ય લોકો ના મન માં પણ આ અકસ્માત ને લઈ ને અનેક સવાલો ઉઠી રયા છે તેમના માટે આ દુર્ઘટના કેવી રીતે થઈ તથા આની પાછ્ડ નું કારણ શું છે તે જાણવા ની તીવ્ર ઈચ્છા જાગી છે વળી એ પણ સવાલ ઊભા થઈ રયા છે કે ઇન્ટઇનટરલોકઇંગ સિસ્ટમ માં ખામી થઈ એમાં કોનો હાથ હોય સકે છે શું આ હ્યૂમન એરર્ છે કે

તો આપડે એ વસ્તુ અજુ વિચારવામાં આવી નય કા તો મળી નય સકે આ અકસ્માત કઈ વસ્તુ ના કારણે થયું છે અને ઓડીસ્સા ના બલાસોર માં ટ્રેન દુર્ઘટના ના કારણે લોકો ને લઈ ને અનેક સવાલો ઊભા થઈ રહિયા છે અકસ્માત સા માટે થયો તે સૌથી મોટો પ્રશ્ન છે રેલ્વે ની પ્રાથમિક તપાસ ઇલોકટ્રોનિક ઇન્ટરલોકઇંગ સિસ્ટમ માં ખામી ના કારણે અકસ્માત થયો હોવાનું કેવામાં કાતો સાંભળવામાં આવ્યું છે

આ મામલા ની તપાસ કર્સે અને સર્ચ ઓપરેશન સારું કર્સે આ સ્થિતિ માં સવાલ એ છે કે ઇલેક્ટ્રોનિક ઇનટેરલોકઇંગ સિસ્ટમ અને પોઈન્ટ મશીન સુ છે કા તો એના કારણએ કઈ રીતે એ ટ્રેન ની દુર્ઘટના સર્જાઇ હતી તો જાયેશભઈ તમે એ વિશે શું કેવા માંગો છો ધન્યવાદ અફસલ ભઇ તમારો અફસલભઇ શિવમભઈ જે આ દુર્ઘટના ટ્રેન ની જે સર્જાઇ છે આપડા ઓડીસ્સા ના બાલેશ્વર ની અંદર એ જોવા જઈ એ તો બવ ગંભીર પરિસ્થિતિ કેવાય જેના કારણે લોકો ઘભરાયા છે આ દુર્ઘટના એવી હે કે જોતજોતામાં લાસો ના ઢગલા થઈ ગયા છે એટલી મોટી સંખ્યા માં લોકો ના મોત થયા છે કે મોરડે રાખવા માટે અલગ અલગ જાગીયા સોંધવી પડી રય છે જે થી મૃત મૃતદેહો ની આસપાસ સરકારી બિલ્ડિંગ નો ઉપયોગ કરાયો આ બિલ્ડિંગ માં

તેમનું કહેવું એવું છે કે સ્કૂલ માં અ વિધ્યાર્થીઓ સ્કૂલ માં નહીં જાય આ સ્કૂલ અ દુર્ઘટના માં સ્થડ થી માત્ર પાનસો મીટર દૂર સ્કૂલ ઉનાડુ વેકેસન ના કારણે બંધ હતી તેમ દુર્ઘટના બાદ રેસ્કયું ઓપરેસન દરમિયાન ટએમાં થી બાર કાઢવા માં આવિયા હર મુરદુ ને રાખવા માટે જગ્યા ની જરૂર હતી આ ઉપરાંત મહા નગર નોડે લાઇસકું નું હાઈસ્કૂલ નો ઉપયોગ કરવા માં અવિયો રજાઓ બાદ સોળ જૂન થી શાળા ઓ ફરી સૂરું થસે પરંતુ હવે બાળકો અને શિક્ષકો શાળાઓ એ અ શાળાઓ એ આવાની ના પાડી દીધી છે મૃતદેહો ને સ્કૂલ માં રાખવાની રાખવાથી હ વિધ્યાર્થીઓ તેમજ શિક્ષકો ગભરાઈ રહ્યા છે ને મળતી માહિતી મુજબ આ શાળા માં અઢીસો મૃતદેહો રાખવા માં આયા હતા આ માટે છો કલાસ રૂમ અને એક હૉલ નો ઉપયોગ કરવા માં અવિયો હતો બાદ માહિતી મૃ મૃતદેહો બાલેશ્વર અને ભુમેશ્વર ની હોસ્પિટલો માં ખસેડવા માં આવિયા છે મૃતદેહ ને હટાવિયા બાદ સ્કૂલ ને સંપૂર્ણ સેનેટાઈસ કર્યો હોવા માં આવિયું છે પરંતુ તેમ છતાં બાળકો ને શિક્ષકો સ્કૂલ ની અંદર જતાં ડરે છે તેમણે લાગે છે ક શાળા માં મૃતદેહો રાખવા થી આ જગ્યા ભૂતિયા બની ગઈ છે આવી સ્થિતિ માં શાળા નું બિલ્ડિંગ તોડી નવે ફરીથી બનાવા બનાવવામાં અવે તેવી ચર્ચા ચાલી રહી છે બાલસોર કલેકટર એ લોકો ને અફવા અને અંધશ્રદ્ધા ફેલાવા ફેલાવાથી ફેલાવા ની મનાય કરી છે શાળા ની ઇમારત તોડી પડવા માં આવસે કે નહી તે અંગે કામગીરી બાકી છે શિવમભાઈ આ જે દુર્ઘટના બની છે અ બલાસોર ના ઓડીસ્સા ના બલસોર ની અદંર જે ગંભીર સ્થિતિ જાણવા દર કઈ સકાય જેમાં ખૂબ લોકો ના મૃત્યુ પામિયા છે અ પ પરિવાર જણો ને પોતના પરિવારો ની લાશ પણ મળતી નથી આજે દુર્ઘટના બની છે એના વિશે હવે તમે થોડું જણાવો સસારી વસ્તુ છે જો તમે જે કીધું તમે જે ભી વસ્તુ કીધી સાચ્ચી કીધી તમે આમાં તમને એક અજી તમને રસપ્રદ તમને વાત જો એ કેવા માંગવી છે ઓડીસ્સા ના સ્થાનિક લોક હતા જેને આપડે ઓડિસી કહીએ છીએ તો એમાં એવી આપણ ને સમાચાર જાણવા માં આવિયા છે કે ઓડીસ્સા ના સ્થાનિક ઓડીસા ટીવી એ આ વિડિયો યૂ ટ્યુબ ચેનલ પર અપલોડ કરિયો છે આ વિડિયો દુર્ઘટના સમયે ટ્રેન ને અંદર થી રેકોર્ડ કરવા માં આવિયો હતો એટલે તમે જાણી સકો છે કે જે આ વિડિયો હતો જેમાં એ ટ્રેન માં લોકો હતા કે એ અકસ્માત થયા પછી નો જે ટ્રેન નો હાલ હતો એનો પૂરેપૂરો અંદર થી બાર થી એનો વિડિયો લેવા માં આવિયો છે એટલે એના પર થી આપડે અંદાજો લગાવી સકીએ છે કે આ કેટલા ગંભીર રીતે આનું એક્સિડેન્ટ જે આપડે કહીએ છીએ થયું હસે

વાઈપર વડે ટ્રેન ની બોગી સાફ કરી રયો છે આ દરમિયાન કેટલાક મુસાફરો બોગી માં પણ જોવા મળ્યા છે આ હું તમને જે કઈ રયો છું એ તમે કઈ શકો છો કે જે ટ્રેન ના અંદર ત્યાં કઈ રીતે વસ્તુ થઈ હસે કે કઈ રીતે આ થઈ હસે હું તમને કવ છું આ દરમીયાન ટ્રેન ના અકસ્માત થઈ છે આ કેમેરા ફરવા લાગે છે અકસ્માત સમયે ટ્રેન માં લોકો ને ચીસો પણ સંભળાઈ છે આ વિડિયો અપલોડ કરતી વખતે હું ટીવી એવો દાવો કર્યો છે કે જે કોરો મંડળ એક્સપ્રેસ નો છે જો કે જી ટવેન્ટી ફોર કલાક વિડિયો ને સત્યતતા ચકાસણી કરતુ નથી વિડિયો સામે આવીઆ બાદ તે વાઇરલ થયો છે વાઇરલ થવા પાછળ નો જો તમે કારણ કઈ શકો છો કે જે આ અકસ્માત થયો છે તો જે ઓડીસા ના ન્યુઝ ચેનલ ના લોકો છે જે એ લોકો નો દાવો એવો હતો કે અમે આ નો અંદર થી જે હતું રેકોર્ડ કર્યું છે

આ ના ઉપર પૂર્ણ વિશ્વાસ કર્યો નથી એ લોકો નું કેવું એવું છે કે અમે જયારે ચાર ચકાસણી કરીશું એના પછી અમે કઈસુ અમે સાચી હકીકત શું છે

મંગળવારે સિગ્નલ રૂમ અને રેલ પાટા ઓ નું નિરીકશન કર્યું હતું તો અફઝલ તુ શું કઈશ આના ઉપર કે જે નિરીકશન જે થયુતુ કે આમાં શું પગલાં લેવા જોઈએ કેસે કોણ ભૂલ ના લીધે કે શું થયું હતું તુ શું કઇસ આના વિષે તો જેમ કે તમે કીધું કે આ નિયંત્રણ માટે કતો આવી વસ્તુ ના કારણ એ લોકો ને બવ પ્રોબ્લેમ કાતો તકલીફ ઉઠાવી પડી છે લોકો ના

લોકો ગંભીર અકસ્માત થયા છે જેના કારણે લોકો પીડિત થયા છે કતો એમાં પરિવાર જનોન બવ તકલીફ થઈ છે એની માટે દેશ ના રેલ્વે તંત્રો એ થોડું થોડું આમ કઈ સકીએ કે

એની સારી રીતે તપાસ કરવી જોઈએ કાતો હાત ધરવી જોઈએ જેમ કે સિગ્નલ લેવલ ક્રોસિંગ ટુ સંચાર ના ઉપકરણ તથા પોઈન્ટ અને ટ્રેક સર્કિટ સિગ્નલ ની સામે તમામ રિલે રૂમ માટે ડબલ લોક વ્યવસાય ના આધે સાયપિયા છે રેલ્વેજોન માટે કેટલાક નિર્દેશક પણ જારી કરીયા છે રેલ્વે આદેશ માં સંકેત આપીય છે કે રિલે રૂમ સુધી પોચવા ની કારણે સિગ્નલ વ્યવસ્થા માં હસ્તથેપ થયો જેમાં કોરોમંડળ એક્સપ્રેસ બાલાશ્વર માં લૂપ લાઇન પર જતી રહી અને એક માલ ગાડી સાથે ટક્કર થઈ હતી જે બાદ આટલી મોટી દુર્ઘટના સર્જાઇ હતી તો રેલ્વે સિનિયર અધિકારીઓ એ કહિયું છે કે ઇનટેરલોકઇંગ સિસ્ટમ સાથે છેડછાડ થઈ હતી એ પુરાવો પૂરતો છે એટલા માટે હવે આ તંત્ર ને હસ્તસેપ વિરોધી બનાવાનું છે એક અધિકારી એ કહિયું કે આ ડબલ લોકિનગ સુનિશ્ચિત કર્સે કે કોઈ પણ વગર મંજૂરી એ આ સ્થળ પર નઇ પોચી સકે જેમ કે આદેશ એવું પણ કેવામાં આવ્યું છે કે સ્ટેશન ચાર્ડ માં લેવલ ક્રૉસિંગે એટ સિગ્નલ રૂમ અને દૂરસંચાર ઉપકરણ ની રિલે

આદેશ માં કેવાયું છે કે સ્ટેશન રિલે રૂમ ની જેમ જ સ્ટેશન માસ્ટર દ્વારા ચાવી જારી કરી અને જમા કરવા માં સંબંધવામાં પ્રાસંગિક એન્ટ્રીઓ રાખવા માં આવસે આદેશ માં કેહવાયું છે કે ડ્યૂટિ પર સહાશક સ્ટેશન મેનેજર દ્વારા આવી સોંપવી અને પાછી લેવા માં કોફમાંમ એક કૉલમ હસે જેમાં એક લિસ્ટ કરવા માં આવસે કે જે સ્થળ માટે ચાવી દેખરેખ રાખતા કર્મચારીઓ દ્વારા લેવા માં આવી હતી તેને યોગ્ય રીતે બંદ કરવા માં આવ્યું છે અને તેમના દ્વારા તારું લગાવી દેવા માં આવ્યું છે તો બલસોર ટ્રેન દુર્ઘટના નું આ કારણ છે કે અધિકારીઓ કે કહિયું કે પ્રાથમિક તપાસ માં જે સામે આવિયું છે તે છે કે દુર્ઘટના પાસે કઈ કામ ચાલી રહિયું છે અને ડીસેકશન બો મેમો ને અનેક એક રીએક્ષણ મેમો સ્ટેશન મેનેજર દ્વારા પ્રાપ્ત કરવા માં આવિયું છે તેઓ એ કહિયું છે કે નરેન્દ આ વસ્તુ ને નરેન્દ નજર અંદાજ ના કરી સકાય તે માટે આપડે જયેશભઈ ને પૂછીએ છે કે જયેશભઈ તમારું શું વિચારવું છે આ વસ્તુ ના કારણે કે આમાં કોણ અને કોની ખામી છે શિવમભઇ અફસલભઇ ઓડીસ્સા માં આ મહામારી સર્જાઇ છે રેલવે દુર્ઘટના તે બવ હદે કંપાવનારી છે જે અ ત્રણ ટ્રેનઓ ટકરાઇ કોરોમન્ડળ એક્સપ્રેસ બેંગ્લોર હાવડા સુપરફાસ્ટ અને એક માલ ગાડી જે બે જૂન ની રાત્રે આ જે ભયાનક દુર્ઘટના પા અ બની છે તે ટ્રેનો પાટા પર થી ઉતરી ગઈ એમાં લગભગ બસો ને અઠયા ઈઠીયાસી લોકો માર્યા ગયા છે ઓડીસ્સા માં દુખદ ટ્રેન ઘટના જે બની છે જેના પરિવારો ને દુખ અને નિરાશા મૂકી દીધી છે કારણ કે તેમણે ગુમ થયેલા પ્રિયજનો ની ઉગ્ર શોધ માં શોધ માં લાગી રયા છે